સી C માં એરીથમેટીક ઓપરેટર્સ પરના સ્પોકન ટ્યુટોરીયલમાં તમારું સ્વાગત છે
આ ટ્યુટોરીયલ માં આપણે આ વિષે શીખીશું એરીથમેટીક ઓપરેટર્સ જેવા કે એડીશન ઉદાહરણ તરીકે ab
સબટ્રેકશન ઉદાહરણ તરીકે a બી
ડીવીઝન ઉદાહરણ તરીકે aબી
મલ્ટીપ્લીકેશન ઉદાહરણ તરીકે
ab
મોડ્યુલસ ઉદાહરણ તરીકે
ab
આ ટ્યુટોરીયલ રેકોર્ડ કરવા માટે હું ઓપરેટિંગ સિસ્ટમ તરીકે ઉબુન્ટુ 1110 ઉબુન્ટુ માં જીસીસી અને g કમ્પાઇલર આવૃત્તિ 461 નો ઉપયોગ કરી રહ્યી છું
હવે હું સી પ્રોગ્રામ ની મદદથી આ એરિથમેટિક ઓપરેટર્સનો ઉપયોગ નિદર્શન કરીશ
મેં પ્રોગ્રામ પહેલેથી જ લખ્યો છે
હું એડિટર ખોલીશ અને કોડ સમજાવીશ
અહીં એરિથમેટિક ઓપરેટરો માટે સી પ્રોગ્રામ છે
પ્રથમ બે સ્ટેટમેન્ટ વેરિયેબલ જાહેર અને વ્યાખ્યાયિત કરવામાં આવે છે
આગામી બે સ્ટેટમેન્ટ માં એ ને 5 વેલ્યુ અસાઇન થઈ છે
બી ને 2 વેલ્યુ અસાઇન થઈ છે
હવે ચાલો જોઈએ એડીશન ઓપરેટર કેવી રીતે કામ કરે છે
સી એ એ અને બી નો સરવાળો ધરાવે છે
આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ સ્ક્રીન પર એ અને બી નો સરવાળો દર્શાવે છે
અહીં160 2f દશાંશ બિંદુ પછી બે અંકોનું પ્રેસીઝન આપે છે
આગામી સ્ટેટમેન્ટમાં સી એ એ અને બી નો ગુણાકાર ધરાવે છે
આ પ્રિન્ટફ સ્ટેટમેન્ટ સ્ક્રીન પર એ અને બી નો ગુણાકાર દર્શાવે છે
ચાલો જોઈએ આ બે ઓપરેટરો કેવી રીતે કામ કરે છે
આપણે નીચેની લીટીઓને કમેન્ટ કરીશું ટાઇપ કરો સવે ઉપર ક્લિક કરો
ફાઈલ c એક્સટેશન સાથે સંગ્રહ કરો
મેં ફાઈલ arithmeticસી તરીકે સંગ્રહ કરી છે
Ctrl Alt અને ટી કીઓ એક સાથે દબાવી ટર્મિનલ વિન્ડો ખોલો
કોડ કમ્પાઇલ કરો ટર્મિનલ પર નીચે આપેલ ટાઇપ કરો
જીસીસી arithmeticસી o અરિથ Enter ડબાઓ
કોડ એકઝીક્યુટ કરવા માટે arith ટાઇપ કરો
Enter ડબાઓ
આઉટપુટ સ્ક્રીન ઉપર દર્શાવવામાં આવ્યું છે
તે બતાવે છે સુમ ઓએફ 5 એન્ડ 2 ઇસ 700 અને પ્રોડક્ટ ઓએફ 5 એન્ડ 2 ઇસ 1000 હવે તમારે તમારી જાતે બાદબાકી ઓપરેટર નો પ્રયાસ કરવો જોઈએ
એડીશન ઓપરેટરને સબટ્રેકશન ઓપરેટર સાથે બદલી પ્રયાસ કરો
તમને પરિણામ 3 મળવું જોઈએ
પ્રોગ્રામ અને સ્ટેટમેન્ટોના છેલ્લા સેટ પર પાછા આવીએ
હવે હું ડિવિઝનનો કોડ સમજાવીશ
અહીં અને અહીં થઈ મલ્ટીલાઈન કમેન્ટ રદ કરો
આ સ્ટેટમેન્ટમાંc એ ભાગ્યા bની પૂર્ણાંક ભાગાકારની વેલ્યુ ધરાવે છે
નોંધ લો કે પૂર્ણાંક ભાગાકાર માં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે
પ્રિન્ટફ સ્ટેટમેન્ટ સ્ક્રીન પર આ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે
આ સ્ટેટમેન્ટમાં આપણે રીયલ ભાગાકાર કરી રહ્યા છે
અહીં કોઈ એક ઓપરેન્ડ ફ્લોટ તરીકે કાસ્ટ થયેલ હોવું જોઈએ
આપણે વેરિયેબલ એ ને ટાઇપ કાસ્ટ કર્યું છે
હવે એ એક ઓપરેશન માટે ફ્લોટ વરીયેબ્લ તરીકે વર્તશે
પ્રિન્ટફ સ્ટેટમેન્ટ સ્ક્રીન પર રીયલ ભાગાકારનું આઉટપુટ દર્શાવે છે
રિટર્ન 0 ટાઇપ કરો અને અંતનું કર્લી બ્રેકેટ બંધ કરો
સવે ઉપર ક્લિક કરો
કોડ કમ્પાઇલ અને એકઝીક્યુટ કરવા માટે ટર્મિનલ પર પાછા આવીએ
કમ્પાઇલ કરવા માટે ટાઇપ કરો જીસીસી arithmeticસી o અરિથ
Enter ડબાઓ
કોડ એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો arith
Enter ડબાઓ
આઉટપુટ સ્ક્રીન પર દર્શાવવામાં આવે છે આપણી પાસે એડીશન અને મલ્ટીપ્લીકેશન ઓપરેટરો માટેનું પાછલું આઉટપુટ છે
આપણી પાસે છે ઇન્ટિજર ડિવિઝન ઓએફ 5 બાય 2 ઇસ 2
આપણે જોશું કે પૂર્ણાંક ભાગાકારમાં અપૂર્ણાંક ભાગ કપાય જાય છે
પછી આપણી પાસે છે રિયલ ડિવિઝન ઓએફ 5 બાય 2 ઇસ 250
રિયલ ભાગાકાર માં પરિણામ ધારવા પ્રમાણેનું છે
આ પરિણામ મેળવવા માટે આપણે ટાઇપ કાસ્ટનો ઉપયોગ કર્યો છે
હવે ધારો કે હું આ સમાન પ્રોગ્રામ C માં લખવા ઈચ્છું છું
ચાલો જોઈએ શું હું આ સમાન કોડ C માં વાપરી શકું
ચાલો જોઈએ
હું એડિટર ઉપર પછી જઈશ
અહીં C કોડ છે
નોંધ લો કે હેડર સી હેડર ફાઇલ કરતા અલગ છે
અહીં નેમસ્પેસ નો પણ ઉપયોગ થયો છે
નોંધ લો કે C માં આઉટપુટ સ્ટેટમેન્ટ કાઉટ છે
તો આ તફાવત સિવાય આ બે કોડ ખૂબ જ સમાન છે
સવે ઉપર ક્લિક કરો
ખાતરી કરો કે ફાઈલ એક્સટેશન cpp સાથે સંગ્રહ થયેલ છે
મેં મારી ફાઈલ arithmeticસીપીપી તરીકે સંગ્રહિત કરી છે
કોડ એક્ઝીક્યુટ કરો અને જુઓ આપણને શું પરિણામ મળે છે
ટર્મિનલ ખોલો અને ટાઇપ કરો g arithmeticસીપીપી o અરિથ Enter ડબાઓ

કોડ એકઝીક્યુટ કરવા માટે ટાઇપ કરો અરિથ
Enter ડબાઓ
અહીં આઉટપુટ દર્શાવવામાં આવેલ છે તો આપણે જોયું કે પરિણામ સી પ્રોગ્રામ સમાન જ છે
માત્ર આઉટપુટના પ્રેસીઝનમાં તફાવત છે
ચાલો હું ટ્યુટોરીયલનો સારાંશ આપું
આ ટ્યુટોરીયલ માં આપણે એરિથમેટિક ઓપરેટરોને ઉપયોગ કરતા શીખ્યા
એસાઈનમેન્ટ તરીકે મોડ્યુલસ ઓપરેટરનો ઉપયોગ દર્શાવવા માટે એક પ્રોગ્રામ લખો
નોંધ લો કે મોડ્યૂલ્સ ઓપરેટર ભાગાકારનો શેષ શોધે છે
ઉદાહરણ તરીકે
સી a160 બી તમને પરિણામ 1 મળવું જોઈએ
નીચે આપેલ લીનક ઉપર ઉપલબ્ધ વિડીઓ જુઓ
તે સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ માટે સારાંશ આપે છે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
જોડાવા બદ્દલ આભાર